આ એક યોગાસન માટેની જગ્યા હોય એવું લાગી રહ્યું છે.

જ્યાં ઘણા બધા કુશળ કારીગરો કામ કરી રહ્યા હોય એવુ દેખાય છે.

જ્યાં ઘણા બધા કારીગરો કામ કરી રહ્યા હોઈ અને ઘણી બધી રીતે માતાજીને પ્રસન્ન કરી રહ્યા હોઈ એવુ લાગી રહ્યુ છે.

અહીં ઘણા બધા લોકો દેખાય રહ્યા છે ઘણા બધા લોકો ઘણી બધી રીતે લોકોને મનોરંજન કરી રહ્યા હોય--

ત્યાં કોઈક મોટું મેદાન હોય એલુ એવું લાગી રહ્યું છે તેમાં ઘણા બધા--

અને ઝાડવા ની પાછળ બિલ્ડીંગો પણ દેખાય રહી છે ફેકટરીઓ પણ દેખાય રહી છે.

આ એક અ મસદુરનું દ્રશ્ય દેખાય રહ્યું છે જ્યાં બે ત્રણ કારીગરો કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

આ દ્રશ્ય ખૂબ જ મનને મનોરંજન કરે એવું દેખાય રહ્યું છે.

મૉલ નું દૃશ્ય દેખાય રહ્યું છે આ મૉલ નું નામ શ્રી સુપર મોલ પણ દેખાય રહ્યું છે.

એવું લાગી રહ્યું છે એક વ્યક્તિ લોકોને પ્રવચન આપી રહ્યો છે ઘણા બધા વ્યક્તિઓ એ પ્રવચન સાંભળી રહ્યા છે.

જગ્યા છે તેમા અ બે રિક્ષાઓ જોવા મળે છે રસ્તા પર એક ગાડી જતી હોય એવુ લાગે અને એક અ--

આ એક મંદિરનુ દ્રશ્ય દેખાઈ રહ્યુ છે મંદિરની બહાર લોકોની ભીડ દેખાઈ રહી છે.

આ બપોરનું દ્રશ્ય હોય એવું લાગી રહ્યું છે અહીં જાળવાની ઉપર--

એક નદી વેહતી નદીમાં પગ ભીના કરી રહ્યા હોઈ.

અહીં સરસ મજાનુ દ્રશ્ય દેખાય રહ્યુ છે ઘણી બધી લાલ લાઈટો દેખાય રહી છે.

ઘણી બધી પીળી લાઈટો દેખાઈ રહી છે કેટલીક લાઈટો સુંદર મજાની દેખાઈ રહી છે.

અહીં એક સરસ મજાનુ પોસ્ટર દેખાઈ રહ્યુ છે જ્યાં સંભોગની અને કૃતીઓ પ્રકાર બતાવામાં આવી રહ્યા છે.

ત્યાં ઘણી બધી ગાડીયો પેટ્રોલ પુરાવા આવી રહી હોય એવુ લાગી રહ્યુ છે એક એક્ટિવા માં એક દાદા અને દાદી.

અહીં એક ભઈ દેખાય રહ્યો છે ભઈ એક હેર સલૂન ની દુકાનની બહાર--

અહીં એક સોલાર પેનલ નુ દ્રશ્ય દેખાય રહ્યુ છે અહીં ચાર પાંચ વ્યકિતઓ ચાલતા ફરતા દેખાય રહ્યા છે.